જો બીજું કોઈ કેટ તો હું સાયેદ ના માનત પર તમે કીધું છે તો હવે મારે લેવા જાવું જ પડશે.

તો અમના વચ માં કેતા તા ને કે જો Big Boss Thirty નો Wiener સિદ્ધાર્થ શુક્લા હતો એ કે બોવ Vaccine લીધી અને પછી એને Attack આવી ગયું. એટલે અમારા ઘર મા શું બધી ડરી ગયા છે કે ભઈ એ વાત સાચી છે કે શું આ ભઈ લેવા જેવું છે કે નય વલી અમને પણ attack આવી જાય તો એમ?

મને તો લાગે છે લોકો ના પાપ હમ મને તો લાગે છે લોકો ના પાપ જ કાંઈક વધારે થઈ ગયા છે. ને એટલે જ બિનમોસમ બધું ચાલ્યા કરે, તમારું શું કેવાનું છે. હ હ હ હ ના હો ખાલી હું પાપી નથી, પાપ તો તમે ઘણા બધા કરો છો.

હા એ થોડીક Fun માં તમે ઘણું બધું કય ગયા ભાઇ. હ્હહહ, ના ના આપડે બધા એક સરખા જ ગુનેગાર છીએ આપડે બધા જ એક પાપી છીએ.

હ્હહહ. એ સાવ ખોટી વાત છે તમે સુ કરતા મને જોય ગયા છો કયો મને ખાલી? અરે એના પૈસા એના પૈસા મેં આપ્યા હતા કેમ કે આપડે બધા ને ભૂખ લાગી હતી ને, એટલે મેં કીધું કે મારા Friends બિચારા ભૂખા ના રે એટલે મેં.

ત્યારે નાના બાલકો હતા ને ભગવાન તો નાના બાલકો નો બધું જ માફ કરે. હેએએએએ. હ અ એને તમે ખબર છે તમે Swimming pool માં મને Swimming pool માં ગયા તા અને તમે તમારા Friend ને ખુબ ડુબાવાની કોશિશ કરી હતી. મને તો લાગતું હતું એ મરી જ જશે. શું કયો છો?

હજુ, હ બાબુ તો જો અ Jr. Kg માં એને બેસાડવાનું Try કરું છું. પર Jr. Kg માં એમને Admission If not found, then what Kindle Garden માં.

મેં કીધું કે આટલો હોશિયાર છે તો ટીચરો ના બધાય ના સાલ વર્ષ ખરાબ નો થાઈ અને એને લઇ લેતા હોઈ તો સારું પછી એમ હવે હું એને Children's Garden માં જ બેસાડીશ.

હું તો એન English Medium માં જ બેસાડવા માંગુ છુ કેમ કે English medium માં સારું ભણતર છે ગુજરાતી કરતા. હમ તમને તકલીફ થાઈ છે? તમે તો એક થી બાર ગુજરાતી માં જ ભણેલા છો ને પછી College english માં કરી. ઉહ

મને એટલી તો Knowledge છે જ કે બચ્ચા ને ક્યાં બેસાડવું પણ મને એમ હતું કે જો નાનો છે અને જો Kinder garden માં જતો રે તો એને જરા વધારે ઈઝી રે. હમ હમ એ વાત તો તમારી સાચી છે તો કઈ School સારી છે વધારે કઈ તમે ખ્યાલ છે કે હવે શું છે આ મારો વિચાર જ છે કે અમે રાજકોટ માં જ Shift થાઇ જાશું. એવું આમારું ખ્યાલ છે તો મને આઇયા કઈ ખબર તો છે નઈ Knowledge નથી કે કઈ School વધારે સારી છે કેમ કે પેલા તો અમે. અમ Abroad રેતાંતા ત્યાં તો બધું Different હતું તો ગુજરાત નું બધું Different છે. તો તમે મને કઈ સલાહ આપી શકો?

હા તો જમો આમે તો એ જ વિચારીએ છીએ કે એ બચપણ થી ત્યાં English બોલતો હતો અને હવે આઇયા English બોલવાનું ચાલુ રાખે અને બોવ સારી College ને. Schools એને મળે તો પછી આપણ ને શું વાંધો છે?

હા હું એમ કાવ છુ કે હા હું એમ કાવ ચુ કે વે બચ એમ કાવ છું કે બચપણ થી જ English બોલેલૂ છે કેમ કે આમે આમરોડ Rate હતા તો હવે એ India માં આવ્યો છે તો મને એમ લાગે છે ક્યાંક English બોલવાનું ભૂલી નો જાય. એટલે એને બોવ સારી જ School માં Admission કરવાનું છે આપડે અમ અરે હા પણ તમારા જે ભાઈ છે એમને ધંધા માં ખુબજ નુકસાન થયેલું. તે પછી અમે લોકો પાછા India. અરે પણ તમારા ભાઈ તમારા ભાઈ ને ત્યાં ધંધા માં ખુબ નુકસાન થયેલું ધોળા છેને બધા પૈસા ખાઈ ગયા.

એટલે તમને તો ખબર છે ને કે ત્યાંના ઢોલિયા કેટલા હોઈ? બ Expert ધી વાત માં Expert. આપડે પીગળી જ જઈએ ઢોલિયા એવી રીતે પીગળાવે ને આપડે પીગળી જ જય એ. હમ હા એ જ વાત છે. જોને આજકાલ મારી Health પણ બોવ ખરાબ રે છે. જ્યારથી India આવી ચુ ને ત્યારથી શરદી, જુખામ, ખાંસી મને લાગે છે કે મને ધૂળ ની પણ Allergy થઇ ગઈ છે. આહ

હા એ વાત તો તમારી સાચી છે. તો હું ક્યાં દવાખાને જાવ? સરકારી દવાખાને થઇ આવું? શું કયો છો તમે?

hello પીનલ અવાજ આવે છે

મનિષા મનિષા વાત કરે છે! ના આહ સ તો રે હા આ આહ સ તો રે કેટલો long time થઇ ગયો વાત કરે કેમ શું થયું! ના એવો ને એવો જ છે હું તો એવી ને એવી જ મસ્તીખોર જ છું. તો હમ બસ મઝા મઝા બોલ તું શુ કરે છ! હમ આપડે તો એકદમ જલસા કેમ after a long time એ મારી યાદ આયી, ક્યાં ભૂલી પડી? અરે એ ના ના એવું કઈ નઈ થોડુંક our family issue થોડીક પપ્પાની health થોડુંક job નું tension એટલે કેવું પેલું mind માંથી નીકળી જાય એકતો morning થી job હોય આપડે સાંજ સુધી સાંજે જઈએ એટલે ઘરનું બધું હોય એટલે આપડાને આપડા માટે જ time ના મળતો હોય એવું થઇ જાય બસ પપ્પા ને મમ્મી બધ્ધા મજા માં છે તને યાદ કરતા તા કેટલા દિવસે તું ઘરે બી નઈ આયી ભાવનગર છે! એટલે proper ભાવનગર!

હમ ભાવનગર માં શું કરવાનાં!

એટલે પ્રગટ ભૂમિ છે ખોડિયાર માંની કે એમ જ મંદિર છે? okay એવું છે.

ગઢડા, એટલે આ જે અક્ષરધામ નું મંદિર ગઢડા માં આયું! હા એતો હું ગઈ તી ત્યાં પણ તું એમ કહે છે કે ત્યાં ખોડિયાર માતા નું મંદિર છે એટલે ત્યાં ખોડિયાર માનું પ્રદર્શન બા આ પ્રદર્શન થાય છે કે પછી હા હમ

પેલા હીરા ઘસે એની વાત કરે છ?

એવું છે! તો એમાં મહેનત વધારે નઈ પણ હીરામાં તો ઘસવાનું ને એલ્લે આ machine હોય હીરા ઘસવાનું કે હાથ થી ઘસે!

એવું છે, અલા એ હીરા નું તું કેય છે તે હીરામાં જે આહ તું કહે છે કે ઘંટી આ વે છે એમાં ચાર જન બેસે એટલે શું ઘંટી માં કોઈ corner કે એવું કઈ હોય છે કે એમાં હીરો મૂકીન એની જાતે થાય હમ

એટલે આપણે બી જતા રહીએ એવું છે!

એટલે આવી રીતે હીરા ઘસે એમ! ત્યાં બેઠા બેઠા machine જ હોય ને

એટલે તમારે એ બાજુ છે એમ ગઢડા બાજુ! હા એ બરાબર આપનો આપડો આપડો તો ખર્ચો પૂરો થાય, હૈંઇન, તો ખેતર માં તો બેસો કોઈ દિવસ પાણી વાળવાની ને એવી મજા આવે હા હું બી પાણી વાળું હા જે પેલી પા ખેતર માં અમ પેલો પાવડો ને એ લઈએ ને એનથી પારી બધી કર દેવાની અન પછી એમાં પાણી છોડે, એક આખી પારી ભરાઈ જાય ને એટલે આપણે પાણી નો રસ્તો કરી દેવાનો આમ, એટલે એ બીજે એમાં જાય

હા એ પેલો પાણી નો આમ pump ચાલુ કરવાનો ન બંધ કરવાનો હે ન!

હા એટલે નીચે pipe જાય કે પછી છોડ ની ઉપર જાય! પોસણ મળે એટલે એ કાયમ ચાલુ રહે કે અમુક ટાઈમે બંધ કરવાની?

એટલે એમ નઈ આ ટપક સિંચાઈ રાખે એ પછી કાયમ ચાલે જ્યાં સુધી પાક ના થાય ત્યાં સુધી ચાલુ જ રાખો કે પછી અમુક ટાઈમે આમ અઠવાડિયે કે દસ દિવસ એવું બંધ હા એ જમીન પછી પેલી થાય ન એટલે બંધ કરવાં

એવું છે, એટલે એમાં બી bill ની બચત હેં! એવું છે? હમ એટલે સારું કહેવાય

ના એક વખત આયીશું આ હીરા ઘસવાનું તું કેહ છે એ, પછી આ જે, પછી આ જે ટપક સિંચાઈ કે છે મેં કોઈ દિવસ ટપક સિંચાઈ નઈ જોઈ અમારે ખેતી છે પણ અમાર ખેતી માં કેવું અમે પાણી જ વાળીએ, અમે નાના હતા ને ત્યારે હા પાણી વાળવા જતા આવી રીતે એક પારી ખુલ્લી કરી ન. અત્યારે અમદાવાદ, હમ

એટલે, શેની વાત કરે છે? જમવા હા એટલે શું બનાયું છ ત્યાં આગળ તો તે ના કીધું કપાસ રોપ્યું છે!

બરાબર, એટલે બા ન દાદા એકલા જ રેહ છ તો દાદા ને કેવી રીતે ફાવે ત્યાં જમવા બનાવાનું okay એટલે બધું જાતે જ બનાવે! એતો પછી ભાગે અપાય હોંથે અપાય ના એમાં હોંથે આપીએ ને તો એમાં કેવું અમુક પૈસા એ લોકો આપે ભાગે આપે ને તો આપણન ચોથો ભાગ આપેને પણ બધા હિસાબ ખર્ચો બતાયીન

કપાસ તમે, હમ કપાસ તો અમે પહેલા રોપતા, અત્યારે અમાર, મણ નો હા એવું છે તો ઘઉં તો પણ એજ આજ ખેતર ના જ ભરી દેતા હશો ન તમે બી એટલે આ બધા ઘર માં ભરાશે કે, વેચવાના બી, ખરા! હા એટલે ખેતર ના ઘઉં હોય ન તો વાંધો ના આવે, જો વધે તો મન કેહજે અમે ચોખા બી એવી જ રીતે લઈએ, ચોખા જોકે direct ખેતર માંથી નઈ પન અર મારા મામાની છોકરી છ ન ત્યાં એમને પૈણાયી છે ત્યાં marriage કર્યા છે અહીંયા, કનીજ, કનીજ. જોયું છ તેં? અર ના એ નઈ અમદાવાદ ની આગળ જતાં આવે છે કનીજ ગામ છે ગામ જ છે હાં ત્યાં આગળ rice mill છે બધી આ rice mill ઓ માં કેવું direct આવે એ mill માંથી તમે લો ને તો તમને બઉ જ અમ સારા ભાવે મળે એમ, બહાર આપણે બાસમતી એકસોદસ ને એવું બધું હોય ત્યાં rice mill માં થી અમે ખઈએ પણ એ ખાલી ભાત માં, ખીચડી માં તો પછી, સાદા ગુજરાત સત્તર હોય rationing ની તો વઘારેલી ખીચડી, હા awesome થાય છ નવા નવા આવે ન ખીચ ચોખા અમે હાંડવા ઢોકળાં બી એના જ દરાઈએ મસ્ત આવે અન વઘારેલી ખીચડી ને એતો મસ્ત હોય લા મઝા આવે rationing ના ચોખા હાં એ બાસમતી ના છે ને હમ પાં પાંચ પાંચ કે દસ દસ kilo નું આવે છે may be પાંચ પાંચ kilo નું જ આવે છે

પણ ત્યાં handloom માંથી કે d mart માંથી એમાં ગમે ત્યાં mall માંથી લાવેને તો dawat ના લાવાના, હં બે પાંચ, પાંચ પચાસ સારા હોય પણ dawat ના સારા આવે kohinoor dawat આવે છે ને એ બી awesome ચોખા આવે

બાસમતી જ આ dawat એ બાસમતી ના જ આવશે પન એ તમને, હમ તાર એવું હોય ને તો brand તો બધી અલગ અલગ આવે ને kohinoor હા dawat આવે પછી દુની ચોખા, દુની ચોખા બી સારા આવે છે, એવી આપડી આખી એક inch જેટલાં અમ લાંબા લાંબા ચોખા થાય હમ તારે કોઈ time લાવા ન થાય તો અમાર લાવાન થાય direct mall અમ mill માં થી જ લાયીએ છે હમ

હમ ના અમે મોઇન ભરાય દઈએ છે હાઁ. એટલે કઈ પડે જ નઈ બાર મહિના હમ પેલા આ કઠોળ માં તમ powder નાખો તો કઠોળ નથી બગડતું?

બરાબર છે, અમારેય બગડી જાય છે. હા, એની ઘં, એ જે દીવાસળી નઈ એ જે ખોખા આવે ને દીવાસળી ના એની smell આવે એની smell થી ના પડે એમ, મારા બા પહેલાં જમાના માં હતા ન તો મારા બા આપડે કાગળ નઈ આવતા આપણે પેલા ચોપડા એ ચોપડાં ના પત્તાં નાખે, અન plus દિવાળી ના ખોખા નાખે એમ, પડે નઈ પણ જોકે હવે તેં અનાજ નો powder suggest કર્યો છે તો હવે અનાજ નો powder મમ્મી ન કહીશ, તૈં અમાર બી કઠોળ બગડી જ જાય છે યાર પણ આપ, આપણે લાવાના કેટલા આમાં ઘરે કેટલા આવે? એક kilo kilo હોય પાંચસો પાંચસો હોય પણ એકદમ ના વપરાય જાય, કે પછી મહિનો બે મહિના રેહ જ, હં કઠોળ બઉ ઓછા ખાય પણ એ છે ન પાછું આ, આ નઈ કેતાં, ચણા છે, પછી, વટાણાં છે, વાલ છે આ બધું છે ને બગડી જાય છે હેં ઘરે બનાઓ છો! એવીયા પકોડી નું packet લાયી દેવાનું

ચાલે ચાલે, સારી લાગે, એનું બી પાણી છે ને અમુક વાર sometime બનાવું ને તો પાણી frozen કરી દઉં, હમ એટલે જોઈએ તો એ frozen નું પાણી કાઢી લઈએ, ને માવો જ બનવાનો રેહ ન, પકોડી નું packet બહાર થી લાયી દઈએ.

એવું છે, સારા થયા તા?

અડદ ની દાળ, એટલે મેંદુ વડા નું machine છે કે પછી હાથ થી જ બને soft થાય હમ

હા હા ચાલે હાં

મેંદુ વડા ને સંભાર મળે એ તને એમ બી વાનગી બધી સારી સારી આવડે છે નઈ? એવું છે! મારી મમ્મી હમણાં જ vegetable ભાખરી બનાયી હતી, મસ્ત બનાયી હતી હં? હા હવે vegetable માં, મમ્મી એ સુ લીધું હતું કોબીજ, પછીઈ ગાજર પછીઈ ટામેટાં, અને કાકડી તમારે જે નાખવું હોય એ, થોડો ફ્લાવર લીધો હતો, હા ફ્લાવર લીધો હતો કોબીજ એ બધું છે ને પેલું અત્યારે પેલું machine નીકળ્યું છે. અમ દોરી થી નથી આપણે અમ બધું કરતા બસ એમાં એમાં એકદમ, હા, હા એજ, એમાં કર્યું હતું, હા.

પાક્કું પાક્કું એમાં શું કર્યું હતું એમાં પછી લીલાં મરચાં આદુ નાખ્યું હતું લસણ નતું, લસણ નાખવું હોય ને તો લીલું લસણ સૂકું મજા નઈ આવે, અને એ બધું કાચું જ હઃ શેક્યું નહોતું મમ્મી એ હમ પણ આ મમ્મી એ રોટલી બનાયી હતી ને એમાં લીલું લસણ નાખ્યું હતું, અને એ બી બધું કાચ્ચું જ, એમાં શેક્યું નહોતું કશું જ, હમ એ મમ્મી છ ન આખો દિવ હં, એ મમ્મી છે ને આખો દિવસ youtube જોયા કરે વાનગીઓ જોયા કરે પછી try કરે હા સમઝાઈ ગઈ, હમ next time બનશે ન એટલે તું મળવાનો plan કર મળીએ ને એટલે હું લઇ આઈશ. બધા ભેગા થઇ ને મળીશુ ક્યાંક ફરવા બરવા જઇશુ, અન જેને જે આવડે ન એ નાસ્તો આપણે ઘરે થી બનાયી લાઈશું મેં તન શીખવાડયું હતું વચ્ચે તે call કર્યો હતો તે બનાયા હતા તો કેવા થયા હતા? હા, પણ એમાં છે ને મમ્મી એ એવું કીધું હતું કે તેલ નું મોવણ થોડું સરખું નાખે ને, તો, ઢીલા આમ પોચા થાય અને એના કેવું લોટ કઠણ બાંધે તો વાંધો નઈ પણ જે તું

હાચ હમ mummy એવી રીતે કરે એમ તો જોકે mummy ને ય બધી વાનગી સારી સારી આવડે

આમ કેવું આપણે ઘરે ગયા હોય ન હા લાય મમ્મી ખાવા છ, અમ તૈયાર dish આપે આપણે કેવી શાંતિ થી લાગે, હા આ ઘરે જઈ ન બી કામ કરવાનું ખાવા કરવાનું એ કંટાળો આવે પછી

અને એવો કેવો rule, એવો કેવો rule નઈ? અમ બસ બીજું તારે શુ ચાલે છે બીજું શાંતિ?